આ ચિત્રમાં એક ઓફિસ છે જેની અંદર કોઈ માણસ નથી.

આ ચિત્રમાં એક પ્રેસિડેન્ટ લૉજ દેખાય છે જેની ઉપર--

ફૂલોનું શણગાર કર્યો છે ખુરશીઓ દેખાય છે ટેબલ્સ દેખાય છે પછી એક પાછળ મંદિર પણ દેખાય છે.

આ મ્યુઝિક મ્યુઝિક ને લગતા આર્ટિસ્ટ દેખાય છે જેમા તબલા--

એક ટેબલ જેવુ દેખાય રહ્યુ છે જ્યાં એક મસ્ત સુંદર એની ઉપર કોતરણી કરી છે જે તમે બેસી સકો છો.

દેખાય રહ્યા છે અને ઘણાં-બધા માણસો આમ મ મઝા કરવા આવી રહ્યા છે અઈયાં લખેલુ છે કે કચરો કચરાપેટીમાં નાંખ --

ઝાડ પણ ઊઘી ગયા છે પણ કુદરતીના કારણે બઉ સુંદર દેખાય છે.

આ ચિત્રમાં હું જોઈ રહ્યો છે કે જેમ કોઈ પણ એક સમાજનો આગેવાન--

આ ચિત્રની અંદર હું એક બગીચો જોઈ શકુ છું જે તળાવ જોડે બનાવેલો છે ત્યાં ઘણા બધા સારા ફુલ--

નદીમાં ખીલી રહ્યા છે અને બગીચાના મા પણ ઘણા બધી ગ્રીનરી છે.

માણસો રહી શકે એના માટેની એક સુવિધા છે લાઈટ થાંભલો છે એ પાણી પરબ છે જ્યાં એક ભઈ પાણી પિતા દેખાય રહ્યા--

આ ચિત્રમાં એક ફૂટવેર આ કરીને એક દુકાન છે જ્યાં સરસ સરસ મજાના--